અ હાર્ડવેર ના મટીરીયલ બધા અંદર પડેલા છે જેમકે લાકડુ છે.

આ શાયદથી એક મેટ્રો નો ફોટો છે નઈ આ એક્સ્કેવેટર નો ફોટો છે જે નોર્મલી મેટ્રોસ મા રેલ્વે સ્ટેશન મા--

આ એક ગ્રાઉન્ડ છે આજુ બાજુ બિલ્ડિંગ્સ છે.

આ એક કન્સ્ટ્રકશન સાઇટ છે એમાં યલો નિયોન યેલો કલર ની કોઈક પાઇપ છે બો બધા મજૂરો કામ કરે છે.

અહીંયા ખાવાનુ મલે છે બાર એક દુકાન છે જેનુ નામ અતુલ પાન પાર્લર છે.

આ એક રોડ પર દુકાનોનો ફોટો છે જ્યાં બાજુમાં એક ક્લિનિક છે યશ શો યશવી.

આ એક રોડ નો ફોટો છે જ્યાં બૌ બધો ટ્રાફિક જામ થઇ ગયો છે.

વીશાલા સુપર માર્ટ પણ બતાવેલું છે વિદ્યા બુક --

અને આજુબાજુ મસ્ત ગ્રીનરી છે અને જાળ છે અને પથ્થર પણ છે.

અને બીજા બધા નારિયળ ને એવા બધા કિરયાણા બાર પડેલા છે.

ચેસ જેવી ટાઇલ્સ લાગેલી છે ઇન્ટિરિયર બોજ સારુ છે ઉપર લેમ્પ લાગેલા છે.